તેમાં એક ખૂબ જ મોટો પંખો લટકાવ્યો છે જેની ચાર પાકો છે અને આ પાકો ખૂબ જ લાંબી છે.

આઝાદ ચોક થી થોડું આગળ જતા આવાબાઇની પાસે આ વિનય મેડિકલ આવેલી છે.

એક ગાડીનો આગળનો ભાગ બોનેટ ખોલવામાં આવ્યો છે અને તેમાં ચેક અપ ચાલુ છે.

અને તેની ફરતે ખૂબ જ અદભુત ડિઝાઇન કરવામાં આવી છે અને ફૂલોથી શનગારવામાં પણ આવ્યું છે.

અહીં એક બાળક સામાન્ય જગ્યાએથી ઉપરની તરફ આવેલ જગ્યા પર એટલે કે પર્વત ઉપર--

અને તે ત્યાંથી પોતાના અનુભવ અને આનંદ દર્શાવી રહ્યો છે.

આ દ્રશ્ય જોઈને મારી મન તો મોહી ગયું છે કે આવી જગ્યા ફરવાનો અનુભવ કંઈ અલગ જ આવે આવી જગ્યા ખૂબ જ ઓછી જોવા મળે છે.

આ એક હોસ્ટેલ જેવી લાગે છે કે જ્યાં બહારગામ થી આવતા લોકો વિદ્યાર્થીઓ બનવા માટે અહીં રોકાઈ --

એ જ્યાં યલો કલર અને પિંક કલર એટલે કે ગુલાબી અને પીળા રંગની પી_ઓ_પી કરવામાં આવી છે અને ટ્યુબલાઈટ અને લાઇટો પણ ચાલુ છ --

આ દ્રશ્ય એક ખેતરનો છે જ્યાં ત્રણ ચાર ખેડૂતો મારી પોતાના ખેતરને ખેડી રહ્યા છે.

એનાથી તેમને રાત્રે કોઈ તકલીફ પડે નઈ આપણે જોઈએ તો આમાં મસ્ત કુદરતી નેચર આપણને તેના દ્રશ્ય જોવા મળે છે.